આ ચિત્રમાં જીમ દેખાય રહ્યું છે જેમાં આ જીમ માં ઘણા બઢા કસરતના સાઢનો જોવા મળી રહ્યા છે.

જેમાં ઝાડવાનો કલર લીલા રંગનો દેખાય રહ્યો છે અને આ ચિત્ર ખૂબ જ સૌંદર્ય રૂપ લાગી રહયું જોવા મળી રહયું છે.

આ ચિત્રમાં આપણને ઘણી સારી સ્વચ્છતા જોવા મળે છે આ જેમાં આ ચિત્ર જ્યાં ઘણા નાના-નાના છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે.

જેમાં આ એ એક ખાનામાં સારી રીતે બધી દવા ગોઠવવામાં આવી --

આ ચિત્રમાં જૂનો એવો એક ઘર છે જેમાં ઘરની બહારની ફરતે ઘણા નાના-નાના વૃક્ષો અને છોડવા વાવવામાં આવ્યા --

આ ચિત્રમાં એક મિકેનિક કાર રીપેરીંગ નું દ્રશ્ય જોવા મળી રહ્યું છે જેમાં કાર નું આગળનું મશીન ટોટા વડે ઊંચકવામાં આવી રહ્યુ --

આ ચિત્રમાં સામે લાલ કલર નો ઈંટ દ્વારા બનાવે લો એક મોટો દ્વાર જોવા મળી રયૂ --.

આ ચિત્રમાં નવા ઘરનું કામ ચાલતું જોવા મળે છે જેની દિવાલ નો કલર સફેદ --

અને આ બગીચામાં ઘણા બધા નાના-નાના બાંકડાઓ બેસવા માટે જોવા મળી રહયા --